ના ના teacher બન્યા એટલે teacher કેવા પેરે school નો dress પેરી આવે

તો પછી એ દિવસે નવા dress પેરવાના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 મતલબ એક વર્ષ ના અંદર એકવાર teacher બનવા મોકો મળ્યો તો મતલબ મસ્ત dress પેરી જવાનું હમ અચ્છા મતલબ starting અંદર જઈને શું કરવાનું તને કઈ જ્ઞાન હોય તો મન આપ ને starting ના અંદર જાય એટલે બધા છોકરા આપડા હામે teacher હોય એટલે બધા ઉભા થાય આપનું નમસ્કાર કરે કે મતલબ good morning teacher એમ એટલે આપડે કેવાનું sit down એટલે બધા બેસી જાય

એના પછી શું કરવાનું કની કે મતલબ આપડે teacher હોય એટલે ટીચેર નો હોદ્દો કેવો હોય ઓમ strick રેવાનું એમ class માં પછી હસી ગયા તો છોકરા ઓ આપદા ઉપર હસશે એમ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 એટલે તુ જઈને કોઈના ઉપર હસતી નઈ ના હું તો આમ strick રવ class માં જાઉં good morning હાવખેથી એટલા strick પણ ના રેવાનું કે છોકરા આમ કે આહ આ બેન તો કેટલી strick રે એમ કે

નઈ આપડા teacher શું કરે ખબર હે આપડે જયારે આપડે જયારે ભણાવવાતા હોય class માં એટલે આપડે જે teacher હોય એ લોકો પાછળ આવી ને તમારા number લખે બરાબર એટલે આમ સરસ રીતે ભણાવવા નું one two three rank ની અંદર આવી જાય પછી કરવાનું કનીશ ખબર હે open your text book in ગુજરાતી તો બધા છોકરા ઓ text book open કરે એમ પછી તારે એમ કેવાનું કે black board પર લખવાનું કે subject ગુજરાતી એના પછી લખવાનું

હા teacher જેવું જ વર્તન કરવાનું same અને પછી teacher મતલબ રિશેષ પડે એટલે આપડે ક્યાં જઈને બેસવાનું પછી જો આપડે class માં બધા છોકરા open text book કરે આપડે બધા છોકરાઓ open text book કરો હજુ સુધી ખોલે અને પછી કહીએ unit two પધાવવાનું કે one પધાવવાનું કે જે પધાવવાનું એ ખોલવાનું એના બારામાં સમજાવાનું જે unit હોય એના બારામાં સમજાવાનું પછી શું કરવાનું એર્યું સમજાવવાનું પછી તમાર શબ્દાર્થ હોય એ લખવા આપવાના પછી મતલબ read કરવા ઉભા કરવાના કે ચાલો આર્યો unit read કર પછી શ્લોકો ને સમજાવું અચ્છા અને પછી મતલબ મજાક ઉડાવે પણ આપડે strick રેવાનું નક તો બધા તો મજાક ઉડાવે આપડી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

એ પતિ જાય પછી મતલબ આપડે પતિ જાય એના ચેડે શબ્દાર્થ લખાવના બધા ને શબ્દાર્થ લખો એમ પછી કેટલા minute નો હોય તમારો lecture

તો અડધો કલાક માં એ કરવાનું પછી બધા student નુ શબ્દાર્થ લખ્યા ને check કરવાનું કેટલા class માં lecture હોય આપડા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 મારે તો ત્રણ class માં lecture હે તો ત્રણે અલગ અલગ જવાનું તો તારે first lecture હતું ગુજરાતી નું

તો હજી step બે lecture બાકી હશે તારે હા બે lecture બાકી હે હમ તો પછી શું કરવાનું એ lecture પતિ જાય એક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

તો ત્યાં જઈને બેસી જવાનું એટલે મતલબ teacher ઓ પાસે જઈ બેસવાનું એમ નઈ teacher ઓ જોડે નઈ એ દિવસે આપડે બધા student ઓ teacher બન્યા હોય

કોઈ આપડા student માટે principal બન્યું હોય કોઈ vice principal બન્યું હોય બધા teacher બન્યા હોય કોઈ sir બન્યું હોય બધા અલગ અલગ બન્યા હોય બરાબર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 નઈ મેં તો normal teacher જ બની તુ normal teacher જ બની અને કયો કયો subject હતો તારે મારે હતો science હતો મરે બે હતા આવતા વર્ષે મતલબ એક science અને એક હતો હિન્દી બે હતા

અને કાલે છે mathematics અને એક સે general knowledge હા આવડે મને maths માં તો કઈ ખબર જ નથી પડતી મેં તો ગુજરાતી લીધો હે હિન્દી લીધો હે અને સંસ્કૃત લીધો હે

powerful પેલો number આવતો મારતો આહ મન સંસ્કૃત એટલું બધું નથી આવડતું તુ મન શીખવાડી ડે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

તો એ class માં જવાનું lecture માં

એ lecture માં

હા મળે પછી આપડો બે ચાર lecture પછી નાસ્તો મળે બરાબર

મતલબ sir લોકો લાવે આપડે પૈસા મતલબ એના આગળ ના દિવસે પૈસા કે કે બધા પૈસા ઉઘરાવે કોઈ સો આપે કોઈ મતલબ બધા ને સો સો આપવા ના નાસ્તા માટે બરાબર

હમ અચ્છા મેં તો સમજી કે school તરફ થી ખવડાવે ના નાઆપડે teacher બન્યા એટલે આપડે લાવો પડે એમ હમ બરાબર અને કની હોભળ ને

એર્યો નાસ્તો આપે પછી એના ચેડેફરીથી એટલે કે બધા થઇ six lecture હોય બરાબર અલગ અલગ અને પછી પાછળ ના બે lecture હોય ને એમાં અલગ activity કરવાની હોય ચાર પતિ જાય પછી તમને નાસ્તો આપે ડે બરાબર એના પછી એટલે મતલબ કે તમારે class માં જવાનું અને બીજા lecture હોય તો એમ અચ્છા અને પછી મતલબ આ competition એટલે મતલબ પેહલો number કનો આયો બીજો number એવું કોણ sir ઓ લખવા આવે કે teacher લખવા આવે એટલે આપડા અંદર થી જે student ના અંદર થી જે principal બને હે visit કરવા માટે આવે એ પણ અલગ લખે અને આપડા જે sir madam teacher હોય એ પણ અલગ લખે એમ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

એટલે મતલબ પેલા દિવસે તારો number આયો હતો હા પેલા વખતે second number આયો હતો પણ આ વખતે કની

મારે પણ પેલો number જ લાવો શું gift મળે પણ આપણને હા gift મળે એમ શું મળ્યું હતું second માં મને મને તો પૈસા આપ્યા હતા એમ અને એનું certificate પણ આપ્યું હતું આ certificate હઉ બઉ જ મજા આવી અને certificate હે ને કનીશ ભેગું કરો જોબ ના અંદર certificate કામ આવે એર્યું certificate શું કામ આવતું હશે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 એટલે મતલબ મજા આવે બીક ને બીક આપડ ને આવડે તો મેડમ કઈ બોલે

એટલે આપડે ભૂલી જો તો madam આવી ને આપણે બોલે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

એર્યું પતિ જાય છ lecture પતિ જાય બરાબર એના પછી બધા ભેગા કરે student ને teacher ને બધા ને પછી શું કરે એના પછી બધા ને ભેગા કરી speech લખેલી હોય આ teacher બની બરાબર મુ એટલે હું મારા જિંદગી ના અંદર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 મન તો દર લાગે બાઈ એવું તો હું ના બોલી કઉ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

એમાં ડર ના રાખવાનો હાલ ડર રાખશો તો પાછળ જાતે શું કરી શકશો તમે લોકો મતલબ ડર લાગે કોઈ દિવસ બનેલી નહિ એટલે એક દિવસ બની લઉં તો બીજા દિવસે ડર ના લાગે કોઈ દિવસ બનેલી નહિ ને

એટલે તને ડર લાગે પછી બધા અલગ અલગ student ઓ બધા કે મને આ feeling થયું આ feeling થયું હું class માં જઈ એટલે મને આવી રીતે થયું એ બધા અલગ અલગ થયું કે તું જઈ મને ઘરે થી તું નીકળે ને એટલે teacher day માટે ઘરે થી તુ નીકળે ને એટલે ઘરે થી practice કરી ને ત્રણ subject ની હતો એમ એમ થોડી પધાવવાની આપડી teacher એ ઘરે થી practice કરીને આવે એમ એમ થોડી ભણાવે

હા એમ એમ થોડી ભણાવે હા બરાબર અને પછી કનિશ શું હોય ખબર હે એટલે મતલબ બધા ને ભેગા કરે અને પછી બધાને speech આપે અલગ અલગ જે આપડ vice principal principal બન્યું હોય એ લોકો પણ speech આપે અચ્છા બધા speech આપે એના અંદરથી જેની speech સારી લાગે number આપે એના પછી શું થાય ખબર તમારે ઇનામ વિતરણ કરે first number teacher નો આયો second આનો આયો third આવો આયો બરાબર એમને gift આપે સાથે સાથે certificate પણ આપે એના પછી બધા ને જે જે teacher બન્યું એ બધા ને certificate આપે બધા ને certificate તો મળે જ હા બધા ને certificate provide થાય એમ ભલે પેલો number ના આયો હોય પણ certificate તો મળી ગયું ને હા તે જ મહત્વ હે આપડા માટે certificate બધા ને ભેગા કરી ફોટા પાડી પછી એને teacher day કેવા માં આવે એમ તો મજા આવી જાય હેડ કઈ ના ખબર પડી હા હવે હું teacher બની જઈ એટલે પછી હું તને કઉ આઈ ને મને શું પૂછ્યું હો okay bye

હાય રિદ્ધિ દીદી બસ મજામાં તમે મજામાં? હવ મજામાં તમે બોલો સાસરી માં કેવું ચાલે જીજુ અને તમારા સાસુ ને બધા મજામાં? આવું છે પણ શુ કરું ટાઈમ જ નાઈ મળતો ને

અમે તો ગલતેશ્વર ગયા તા ને તો ત્યાં બહુ માજા આઈ ટી જવું છે ત્યાં હમમમ સવારે વેલા નીકળી જવાનું હમમમ હા ડાકોર બી છે ત્યાં

હમ્મ હા ત્યાં અંદર નીચે મંદિરે જવાની મજા આવે હેને અને તું તું હા પણ અંદર જવાની સીડી કેટલી આટલી આમ મતલબ પાતળી છે

મજા આવે હા અમેય ગયા તા ને હું મારી બેન પછી એનો ફિયોનસી અને કરણ અમે ચારેય ગયા તા હમમ હે હા અને ત્યાં ફોટો સૂટ કરવાની પણ બહુ મજા આવે ને પાણી ને બની બધું છે તો હમમ હા તમને પાણી થી બીક લાગે છે? લો હવે એ ક્યાં એટલું ઊંડું પાણી હતું પગ સુધી હતું ખાલી બરાબર કઈ નાઈ આપડે જઈશું તારે હું તમને ખેંચી ને લઇ જઈશ ફોટા પડાવ શુ પાણી માં

ના કરવાના હતા આ દિવાળી એ પણ પછી કે દિવાળી એ સગાઈ કરીયે અને પછી કરી શુ બીજા મહિના માં મેરેજ હા હા બોલાવીશ ને ચોક્કસ જીજુ ને લઇ ને આવજો તો મેરેજ માં તો પેલા આવાનું ગરબા રમવા બીજુ તો કઈ નાઈ હા ચોક્કસ ડીજે તો મારા મામા નું જ છે એટલે વાંધો નઈ તો ડીજે મંડપ એ મારા મામા નુજ છે હા પાકુ ગામડે

હમમ અને પ્લસ કે અહીંયા જગ્યા બી ના હોય ને પછી અમે તો પાછા તમને ખબર છે ભાડે થઇને જ રહીયે છે એટલે હા મારા ગામડે છે ને જમીન ખાંસી એવી છે આગળ જગ્યા છે

હા મને તો એમ બી માર મમ્મી ના મામા ના ઘરે બહુ ફાવે મારા મામા ના ઘરે બી નાઈ એમના મામા ના ઘરે બોલો

હે હું તો વેકેશન માં મારા મામા ના ઘરે જતી જ નતી કેમ કે ત્યાં માર નાની હોય તો માર નાની રસોડા માં જતા રે કાટો કામે જતા રે પછી મારા મામા હોય મારા મામા કામે જતા રે ઘરે હોય કોણ એટલે પછી મારા મામી આયા પણ મામી બી પછી નોકરી જતા તા તો પછી હું ઘરે જઇને શુ કરું મામા ના ઘરે હ એજ ને

હા ઓફિસ માં હતા ત્યાર તો કેટલી મજા આવતી તી હેને તો હમ્મ લન્ચ ટાઈમ માં પછી કૉલિંગ માં પણ

હા હેતલ ગુડિયા ને ભાવના ને સીમા તાઈ ને ભાવના ને મારવાની મજા આવતી તી મને તો બીજું તો શું તો આવાની છે ભાવના આવાની છે પાછી

તો સારી લાગતી તી પણ એન મેરેજ માં તો જોઈ હશે હેને તમે એને ઇન્સ્ટા માં મૂકી તી સ્ટોરી સ્ટેટ્સ મૂક્યું તું

હમ્મ અચ્છા બરાબર મેં જીજુ નો ફોટો મેં એની સાથે નો નથી જોયેલો હજી એટલે હા હમમમ હમ્મ તમે અહીંયા હા બરાબર છે પછી આપડે ભાવના ને બી બોલાઈ શું ચલ જીજૂ ને લઇ લે ફરવા

હા મારી બેન બી ક્યારે ની બાર જવું જવું કરે છે તો એને એન્ડ એના ફિયોન્સે બી લઇ લઈશુ તો એજ ને એમ બી ટીવી માં નઈ કેતા ઘરે પડે અસલી મજા સબકે સાથ આતા હે હમ્મ તો એકલા માં તો શુ મજા આવે

હમ્મ બરાબર હમ્મ બરાબર

ઓહ હું હજી નથી ગયેલી હ હમ્મ અચ્છા બરાબર ના હમ્મ હ બરાબર હમ્મ બરાબર તમે અહીંયા વડોદરા ગયેલા છો મ્યુઝિયમ માં આછા જજો કોકવાર જાવ ને તો કેમ કે વડોદરા મ્યુઝીયમ છે ને બાપારે એટલું મોટું છે ને તમે જોવો તો અને અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધા છે અચ્છા પેલા ના રાજા રાજા રાજા રાણીઓ ના પેરવેશ છે